દોસ્તો આ મેળો જે છે એ મેળો કયા સમુદાય ને લાગતો છે normally ગુજરાત માં સૌરાષ્ટ્ર માં આવો તો સૌરાષ્ટ્ર માં તમને ભરવાડ અને કોળી community સૌથી વધુ જોવા મળે જો તમે ઉત્તર ગુજરાત માં જાઓ તો ત્યાં તમને ઠાકોરો સૌથી વધુ જોવા મળે મધ્ય ગુજરાત દક્ષીણ ગુજરાત માં જાઓ તો આદિવાસી સૌથી વધુ જોવા મળે પણ જ્યારે કચ્છ ની ધરતી પર ગીર ની ધરતી પર પગ મુકો ત્યારે આહીર રબારી વગેરે community સૌથી વધુ જોવા મળે દોસ્તો રવેચી નો મેળો એટલે આહીર રબારી અને પટેલ સમુદાય દ્વારા પરંપરાગત રીત નાં આ ઉજવાતો દર વર્ષે ઉજવાતો મેળો છે આહીર અને રબારી community નાં લોકો એના જે ભાતીગળ વસ્ત્રો છે એ ભાતીગળ વસ્ત્રો થી સજ્જ થઇ અને એ મેળા જે છે એ મેળા માં અવતરણ પામે છે એટલે કે એ મેળો જે છે એ મેળા ની મોજે આવે છે તમે કદાચ ગીતા બેન રબારી ને જોયા હોય તો એના traditional પહેરવેશ માં જ આપણને જોવા મળે right

કારણ કે એ દીકરીઓ એ સમય દરમિયાન ચાંદી નાં પારા નાં મોતી નાં વગેરે નાં તૈયાર થયેલા આભૂષણો થી સજી અને ધજી અને એ મેલા સુધી પહોચે છે right અને દોસ્તો આજ રબારી community ની જે દીકરીઓ છે એ દીકરીઓ કીડિયા મોતી એ કીડિયા મોતી નું પહેરેલું જ જે આભુષણ છે એ ભલભલા ને મોહી લે એવું છે પ્રશ્ન પુછાય કે નિમ્ન લિખિત કયા મેળા માં કીડિયા મોતી જે છે એ કીડિયા મોતી નું ભરેલું આભ ભરત જે છે એ ભરત લોકો ને મોહી લે છે તો દોસ્તો યાદ રાખજો એ રવેચી નો મેળો છે કયો છે રવેચી નો મેળો અને હવે બઉ મહત્વ નો અતિ મહત્વ નો અહિયાંથી point કાઢું છું રવેચી નો મેળો એટલે કચ્છ નું તળપદી તોરણ રવેચી નો મેળો એટલે કચ્છ નું તળપદી તોરણ આ પ્રશ્ન પુછાય ગયો right દોસ્તો હમણા આપડે કઈક કચ્છ નો મેળો last lecture માં ભણ્યા હતા

તો કચ્છ નું તળપદી તોરણ એટલે રવ રવેચી નો મેળો એટલે રવ રવેચી નો મેળો ક્યા ભરાય છે રાપર ખાતે ભરાય છે સબ જી રવ રવેચી નો મેળો ક્યારે ભરાય છે ભાદરવા મહિના માં ભરાય છે સબ જી ભાદરવા મહિના ની કયી પક્ષ માં તો કે સુદ પક્ષ માં સબ જી કઈ તિથી છે સાતમ અને આઠમ ભાદરવા સુદ સાતમ આઠમ રાપર ખાતે કચ્છ નું તળપદી તોરણ તરીકે ઓળખાતો રવ રવેચી નો મેળો ભરાય છે દોસ્તો આ મેળા ની ખાસિયત શું છે આ મેળા માં મુખ્યત્વે આહીર અને રબારી community નાં લોકો આવે છે એમાં ખાસ કરી ને રાબરી community ની જે બહેનો જે છે એની જે સ્ત્રીઓ છે એ સ્ત્રીઓ જે એ કીડીયા મોતી નું પહેરેલું જે ભરત પહેરી ને આવે છે કેવા મોતી કીડિયા મોતી right કીડીયા મોતી નું પહેરેલું વસ્ત્ર guys આ મેળા ની ખાસિયત છે ક્જેમ કે હું તમને એમ કઉં કે સાહેબ આપડે કદાચ જો હું અને તમે જો તો ત્યાં નાં લોકો ઓલા કેડિયા પેરી ને આવે કારણ કે ભરવાડ કમીજ નાં લોકો છે ને એ કેડિયા પેરે શું પેરે કેડિયા પેરે અને એ રંગબેરંગી કેડિયા હોય સમજાય છે એ રંગબેરંગી એનું એની એની જે ભાતીગળ વસ્ત્રો છે એ ભાતીગળ વસ્ત્રો પેરી ને અહી આવે આજ જ ભાતીગળ વસ્ત્રો ખુબ સુંદર લગતા હોય છે મને કોઈ પૂછે કે સાહેબ western culture અને ગુજરાત ના સ્થાનિક culture માં ફેર શું હે ને અને આ બે વચ્ચે સાહેબ તમારે કદાચ એમ કેવું હોય તો કયું

તો હું આ પાડું કઈ રીત નાં હા પાડું કે જો પોતપોતાની અભિવ્યક્તિ સાહેબ પોતાને જે મન ફાવે એ પેરી સકે ખરું પણ હું એક જ નાનકડું example સાથે હું છોકરાઓ ને સમજાવતો હોઉં છું કે દોસ્તો જ્યારે અએ દીકરી જે છે એ દીકરી લગ્ન નાં મંડપે બેથી હોય ત્યારે એ આપડા ભાતીગળ વસ્ત્રો સાથે સારી લાગે સમજાય છે એટલે કદાચ એ capry પેરતા હોય jins પેરતા હોય t shirt પેરતા હોય આ બધું પેરતા હોય ને ક્યારે જોયું છે t shirt પેરી ને લગન કર્યા નાં થાય કયારે જોયું jins pent પેરી ને લગન કર્યા નાં થાય એના માટે તો ભાતીગળ વસ્ત્રો થી સજ્જ ધજ્જ થઈને તૈયાર થઇ ને આવી છે right કદાચ જે ઓલો મુરતિયો જે છે એ મુરતિયો એટલો તૈયાર ના થાય પણ સ્ત્રી જે છે એ સ્ત્રી ખુબ સારી રીત નાં તૈયાર થયેલી હોય છે સમજાય છે દોસ્તો તો હું એમ કઉં કે આપડા culture ની તાકાત છે આપડા જે culture જે છે એ culture ની ઓળખ એને આપડે વિસરી જઈશું એને આપડે ભૂલી જઈશું ને તો સાહેબ આપડે ખુબ પારખા વયા જવાના છીએ western culture અપનાવવું છે તો કઈ રીત ના અપનાવવું Technology ની દ્રષ્ટિ એ આગળ જાસો તો વાંધો નહિ પણ આપડા ભાતીગળ વસ્ત્રો ને ક્યારે ભૂલશો નહિ આપડા મૂળ ને ક્યારેય ભૂલશો નહી જો મૂળ ને ભૂલ્યા તો વિચારજો દોસ્તો આ બધી આ આં આં પતંગ નાં હારે જઈ રહી સંસ્કૃતિ આજે પણ તમે કદાચ કચ્છ નાં ગામડા ઓ માં ફરો ને ત્યાં નાં સ્થાનિક ભાતીગળ વસ્ત્રો પહેરેલી બહેનો ને જોવો ત્યાં નાં ભાભા ઓ ને જોવો ત્યાં નાં સ્થાનિક લોકો ને જોવો એટલે આપણને એમ થાય કે નાં સાહેબ જિંદગી જીવે છે કદાચ કઈ નથી છતાય પણ એની મોજે હોય છે right Okay તો આં answer જે છે એ સાચો answer રવ રવેચી નો મેળો ભાદરવા મહિના નાં સુદ પક્ષ ની સાતમ અને આઠમ ની તિથી દરમિયાન ભરાય છે અને એ રાપર ખાતે ભરાય છે તેને કચ્છ ની તળપદી તોરણ તરીકે આપડે ઓળખીએ છીએ

Last question જ આ હતો last lecture માં last question જ આપડો આ હતો રવાડી નો મેળો કચ્છ નાં રવાડી નો મેળો કઉં છું એ રવાડી નો મેળો આપડે કયા નામે ઓળખીએ છીએ માંડવી ખાતે હા very good very good કચ્છી ગ્રામીય સંસ્કૃતિ નો અરીસો છે શું કીધું હતું એમાં મેં તમને કચ્છી ગ્રામીય સંસ્કૃતિ નો અરીસો તો આ બે વચે confused થતા ની કચ્છી ગ્રમીય સંસ્કૃતિ નો અરીસો એટલે રબારી નો મેળો પણ એમ પૂછે કે કચ્છ નું તળપદી તોરણ તો કરજો દોસ્તો રવેચી નો મેળો

એના પેરવેશો જે છે એ આપડે ઓળખીએ છીએ ચાલ next question તરફ આપડે જઈએ right next question તરફ આપડે જઈએ અને એ question જે છે એ question નો તમારે બધા એ

રવેચી ના મેળે આહીર રબારી પટેલ વગેરે સમુદાય પરંપરાગત અને મનમોહક પેરવેશ પેરી અને આભુષણ માં સજ્જ થઇ અને આવે છે દોસ્તો આ મેલા માં રબારી કુળ ની દીકરીઓ ચાંદી પારા મોતી વગેરે નાં આભુષણ થી આકર્ષક લાગે છે આ દીકરીઓ જે છે એ કીડિયા મોતી નું પહેરેલું ગરેનું જે છે એ દોસ્તો ભલભલા નું મન મોહી લે છે right અને રવેચી નો મેળો જે છે એ રવેચી નો મેળો એ કચ્છ ની તળપદી તોરણ તરીકે ઓળખવા માં આવે છે મિત્રો મારા પ્રશ્ન નંબર સતીયાવીસ સામાંળાજી નો મેળો કયી નદી નાં સંગમ સ્થાને ભરાય છે મેશ્વો આકુલ વ્યાકુળ મેશ્વો સાબરમતી મેશ્વો પિંગલા કે મેશ્વો અને હિરણ

ચાલો ચાલો ચાલો ચાલો like માં જે બાકી રહી ગયું હોય એ like કરજો મારા બધા બધા છોકરા ઓ ડાયા ડાયા ચાલો like કરો કેમ કે જેટલા છોકરાઓ ની ઉપસ્થિતિ છે ને એટલી like નથી right જેટલા છોકરાઓ ની ઉપસ્થિતિ છે એટલી like નથી એવું તો બને જ નહિ ને સો દોડસો like તો પેલા આવી ગઈ હતી એટલે બધા એક વખત like પણ કરી દેજો ચલો આહીર સમાજ જે છે આહીર સમાજ માં અહીર સમાજ માં કોઈ કોઈ એવું કામ મતલબ કે કોઈ એવી cast હોય જે cast નાં કુળદેવી પણ રવ રવેચી ને માનવા માં આવે છે અને ગીત પણ નથી કે ધન ધન છે કચ્છ ની ધરતી રવે રવેચી માં રવેચી માં રમતી મઢ માં આશાપુરા મઢ વાળી હો માં આશાપુરા મઢ વાળી એ એ રવેચી નાં મંદિર માં જાઓ તો સફેદ કલર ની ગાયો તમને જોવા મળે કેવી ગાયો કચ્છ નાં વિસ્તાર માં રવેચી નાં મેળા માં જાઓ ને રવેચી નાં વિસ્તાર માં રવેચી માં નાં મંદિર નજીક જાઓ એટલે સફેદ રંગ ની ગાયો તમને જોવા મળે okay દોસ્તો આનો સાચો answer શું છે લગભગ લોકો સાચો કરી ગયા મેશ્વો અને પિંગલા શું છે મેશ્વો અને પિંગલા right આ પિંગલા ખબર તમને યાદ આવે આ પિંગલા યાદ આવે એટલે તરત તમને કોણ યાદ આવે ભરત્રી કોણ યાદ આવે દોસ્તો ભરત્રી નામ હામ્ભ્ળ્યું ની રાજા ભરત્રી હેને કે ભિક્ષા દેને ઓ મૈયા પિંગલા જોગી ઉભો તારે દ્વાર રાજા ભરત્રી એ બેસ રે ઉતારો રાજા ભરત્રી right જે ભરત્રી જે છે એ ભરત્રી આપણને યાદ આવે આપણને પિંગલા યાદ આવે દોસ્તો સુ કામ તો કે આ બધી જગ્યા ઓ જે છે એ જગ્યા ઓ જે વાતો કરું છું એ બધા બધા બધા point એક બીજા સાથે inter link છે સમજાય છે તો ચલો જોઈ લઈએ માણીયે એ મેળા ને પણ કયા મેળા ની વાત કરી છે મે વાત કરી છે એક મેળા ની અને એ મેળો છે શામળાજી નો મેળો દોસ્તો શું યાદ રાખશું કેટલું યાદ રાખશું આ શામળાજી ના મેળા વિશે હું કઉં ને એટલું યાદ રાખી દો ખાલી બરાબર કારણે કે એમાં કઈ આપડે બાકી જ રાખવા નું થતું નથી પ્રશ્ન થયો કે સર જી શામળાજી નો મેળો ક્યાં ભરાય કોઈ પણ મેળા નો હૌથી પેલો પૂછવા નો થાય ને દોસ્તો એટલે એ જ પૂછવા નો ભઈલા તું ક્યા ભરાત એને તમારો મેળો હારો હોય છે તો answer દઈ દે નો answer દે તો એને હારો કરજો બરાબર એટલે એ તરત કેસે કે ભાઈ જી હું ભરાઉ છું કઉં તમને હું ભરાઉ છું અરવલ્લી જીલ્લા માં હેને અરવલ્લી જીલ્લા માં શામળાજી ખાતે કઈ જગ્યા એ શામળાજી ખાતે તો પાછો પ્રશ્ન પૂછ્યો કે શામળાજી કઈ નદી નાં કિનારે આવ્યું દોસ્તો યાદ રાખજો તો તમારે કેવા નું છે મેશ્વો નદી નાં કિનારે ત્યાં એવું નાં લખતા કે મેશ્વો ને પિંગલા નાં સંગમે નહિ શામળાજી મેશ્વો નદી નાં કિનારે આવેલું છે પણ મેળો જે ભરાય છે ને કે મેશ્વો અને પિંગલા નદી નાં સંગમે ભરાય છે સમજાણું કે નહિ right અહિયાં આવેલું છે નાગધરો અને એ નાગધરો છે છે એ નાગધરા નાં વિસ્તાર માં આ મેળા નું આયોજન થાય છે આ મેળો છે કોનો આ મેળો આદિવાસી નો મેળો છે કોનો મેળો છે આદિવાસી નો મેળો છે સમજાય છે સર જી આ મેળો ક્યારે ભરાય છે આ મેળા નું આયોજન ક્યારે થાય છે કારતક મહિના માં આ મેળા નું આયોજન થાય છે કારતક મહિના ના સુદ પક્ષ ની અગિયારસ થી પૂનમ સુધી આં મેળો લંબાય છે એ સાહેબ અમે તો એવું સાંભળ્યું હતું કે આ મેળો એકવીસ દિવસ સુધી ચાલે કારતક સુદ અગિયારસ થી કારતક સુદ પૂનમ કયો તો તો પોંચ દિવસ થયા હાચી વાત છે આ મુખ્ય મેળા ની તિથી છે પણ મેળો લંબાય છે કેટલા દિવસ સુધી ચાલે એકવીસ દિવસ સુધી ચાલે અને એકવીસ દિવસ સુધી ચાલે છે એટલા માટે દોસ્તો

જો મેળા ઓ માં ગણા બધા મેળા ઓ અઆપડે જોયા right અને એ જે કઈ રીત નાં પુછાતા હોય અહી આપડે એક નાનકડું એવું કોષ્ટક બનાવીએ અને એ કોષ્ટક માં એ મેળા ને સમજવા નો આપડે પછી કરીએ ચલો પેલા આ મેળા ને ભાણી લઈએ કારતક મહિના ની સુદ પક્ષ ની અગિયારસ થી પૂનમ હે સાહેબ આ મેળો આદિવાસી નો મેળો છે વાત સાચી છે પણ ક્યા ભરાય છે શામળાજી ખાતે હે સાહેબ શામળાજી ખાતે એટલે નદી કિનારે કીધું નહિ શામળાજી ખાતે ભગવાન શામળાજી નું મંદિર આવ્યું છે શેનું મંદિર આવ્યું છે શામળાજી અચ્છા સર જી શામળાજી નું મંદિર એટલે ભગવાન કૃષ્ણ નું મંદિર નહિ દોસ્ત અહિયાં આવેલું છે વિષ્ણુ નું મંદિર શેનું મંદિર છે વિષ્ણુ નું મંદિર છે અચ્છા સર જી વિષ્ણુ નું મંદિર છે ભ્ર્મ્હા વિષ્ણુ મહેશ ત્રણ નાં નામ સાંભળ્યા ને તમે હેને ભૂલ થી ક્યારેક સાંભળી લીધા હોય like ની બાકી હોય તો દબાવો like જલ્દી સે right જે લોકો એ વિષ્ણુ નું નામ સાંભળ્યું હશે બધા ને ખબર હશે right કે વિષ્ણુ ભગવાન જે છે એ છલ કપટ અને કૂટ નીતિ નાં રાજા હતા હેને છલ કપટ એટલે કરવું પડતું ત્યાં છલ કપટ કરતા વિષ્ણુ બધી જગ્યા એ છલ કપટ નહી કારણ કે એના ભાગે એ બધું તો સમજ્ય છે તો વિષ્ણુ ભગવાન નું મંદિર છે સાહેબ આની પાછળ ની કઈક story તો હોય જ હોય હો એકદમ છે ને story સાહેબ એક દમ story છે તમને કેવાય છે જગત ના સર્જન હાર કોણ છે જગત ના સર્જન હાર ભ્રમ્હાં છે બરાબર પૃથ્નેવી બનાવે કોણ તો કે ભ્રમ્હાં એમ નાં કે વિશ્નુંકરમાં એ જ છે આ વિશ્નુંક્રમાં ભ્રમ્હાં નો અવતાર right અને આ જ ભ્રમ્હાજી જે છે જે ભ્રમ્હાજી એ બનાવ્યું હવે એને ચલાવશે કોણ દોસ્તો તો કે વિષ્ણુ ભગવાન ચલાવશે કૂટ નીતિઓ થી અને એનો પ્રલય કોણ કરી શકે તો કે ભગવાન શિવ કરી શકે સમજાય છે અને એમાં ભ્રમ્હા જી જે છે એ ભ્રમ્હા જી પૃથ્વી પર બઉ સારું એવું કામ કરતા હતા સારા એવા બધા મંદિરો બ્ન્દીરો બનાવે છે અચાનક જ એને લાલસા જાગે છે કે અહિયાં થી કોક એકાદી સારી એવું મંદિર બનાવી મારે લઇ જવું છે ક્યા મારે લઇ જવું છે ઉપર right ક્યા લઇ જવું છે તો કે મારે લઇ જવું છે ભ્રમ્લોક માં કયા લોક માં ભ્રમ્લોક માં હેને ભ્રમ લોકો માં ભ્રમ્હાની આવ્યા રે સાથે ભ્રમ્હાની લાવ્યા રે એવા ગીત તમે સાંભળ્યા હશે એ ભ્રમ્લોક માં લઇ જવું વિષ્ણુ ભગવાન કે એવું નાં ચાલવે દાદા એવું નાં ચલવે આવું ના ચલવે આવું નહિ કરવા નું થતું ભ્રમ્હા જી વિષ્ણુ ને કે તો ભાઈ આપડે કાઈ કરવા નું થતું નથી તો તું તાર રીત ના બધું બનાવી નાખજે હું કઈ બનાવવા નો નથી વિષ્ણુ ભગવાન કે એમાં ગરમ ગુસ્સે હું થઇ જાય હો હાલો કઈક વચ્ચે આપડે રસ્તો કાઢીએ વિષ્ણુ ભગવાન ભ્રમ્હા જી ને કે એક કામ કરો જો મંદિર બનવવા ની સરુઆત કર દો રાત પડી છે સવાર પાડવા દેવાની નહિ અને સવાર પડી જશે તો મંદિર ઉપર લઇ જવા દઈસ નહિ ભ્રમ્હા જી કે અરે દોસ્ત એ તો આમ મારા ડાબા હાથ ની ચપટી નો કમાલ છે બે minute માં મંદિર બનાવી નાખું કે અને મંદિર બનવા ની સરુઆત થાય છે અને ભ્રમ્હાં જી બનાવી એ નાખે છે કારણ કે જે પૃથ્વી આખા નું સર્જન કરી સકતો હોય એ નાનકડા મંદિર નું સર્જન નાં કરે

Right એટલે મેં તમને એમ કીધું કે તમને પચા પચા લાખ આપું ને તમે મકાન બનાવો હવે મકાન માં કઈ બાકી નાં રાખો સાહેબ italian લગાડો ને સારા માં સારા તમે અ મોટા મોટા મહેલ જે છે મહેલ જેવા મકાન બનાવો દરિયા જેવડા room બનાવો હેને bathroom બનાવો ને tub નાખો ને કઈક નાખો લગ્ન નાં થયા હોય તોય કે kids room કરી નાખ્યો હોય ને સમાંજયી ગયું ને reading room કર નાખ્યો અને મારા છોકરા અહી રેસે ને છોકરી અહી રેસે ને વાંચશે અહિયાં ને જામશે અહિયાં કોક નું હે ને એટલે સમજજો દોસ્તો કોકે પૈસા દીધા છે એટલા માટે તમારું બનાવો કઈ બાકી નહિ રાખો હારમ હારા માં jaguar નાં નળ ફીટ કરસો તમે પણ હું એમ કઉં તો કે આમાંથી તમારે ત્રણ મકાન બનાવવા ના હે ને વેચવા ના છે એટલે તમે વેચાણીયા બનાવી નાખો એ પચાસ માંથી સિત્તેર કેમ થાય ને એમ તમે વિચારો કારણ કે તમારું નથી આ ભ્રમ્હાં જી ને પોતાના માટે મંદિર બનવવા નું હતું એટલે ભ્ર્મ્હાં જી મંદિર બનાવતા બનાવતા એ ઘેલા થઇ ગયા એટલે એમને ખબર નાં પડી ને સવાર પડી ગઈ અને જેવી સવાર પડે એટલે પેલ્લી flight માં વિષ્ણુ ભગવાન નીચે એ કે દોસ્ત મારા ભાઈ ભ્રમ્હાં જી ખતમ થઇ ગઈ વાત હેને સવાર પડી ગઈ માટલી ચિરાણી કે હેને હવે કાલે નહિ તમે હવે ઉપર લઇ જી શકો નહિ ભ્રમ્હાં જી કે એમ નહિ હાલે normaly બે ભાઈઓ જગડે ને એમાં મોટો ભાઈ હારી જાય ને તો કે નાં ના એમ નહિ હાલે અમે નહિ રમતા ફરી રમવા નું થાય છે એટલે ભ્રમ્હાં જી વિષ્ણુ ને કે કઈ વાંધો નહી તમે અહિયાં રો ને તો હું ઉપર જાઉં એટલે હવે જે સુખ ખુબ સુંદર મંદિર બન્યું હતું એમાં વિષ્ણુ ભગવાનને કપાયને રેવું પડ્યું તું વિષ્ણુ ભગવાનને કઈ આનંદ નઈ પાયો ત્યાં રેવા માં પણ વિષ્ણુ ભગવાનને કપાયને અહિયાં રેવું પડ્યું હતું એટલે વિષ્ણુ સાક્ષાત વિષ્ણુ ભગવાન ગદાધારી વિષ્ણુ ની મૂર્તિ અહિયાં છે કેવી છે ગદાધારી વિષ્ણુ ની મૂર્તિ અહિયાં આવેલી છે સમજાય છે Right અને એટલા જ માટે આ વિસ્તાર ને ગદાધાર્પુરી તરીકે ઓળખવા માં આવે છે કયા નામે ઓળખવા માં ગદાધાર્પુરી સર જી કોનું મંદિર છે વિષ્ણુ નું મંદિર છે પણ એને ત્યાં નાં સ્થાનિક લોકો વિષ્ણુ નથી કેતા એને કે છે કાળીયા બાપજી શું કે છે કાળીયા બાપજી પ્રશ્ન પુછાય કાળીયા બાપજી નું મંદિર ક્યા આવ્યું છે સમજાય છે બલીયાબાપા નથી કાળીયા બાપજી એટલે ભગવાન વિષ્ણુ વૈષ્ણવ સંપ્રદાય નાં ગુજરાત ના ત્રણ મોટા મંદિરો પૈકી નું એક મંદિર એટલે કાળીયા બાપજી નું મંદિર કેવા વર્ણ નું છે દોસ્તો તો કે શ્યામ વર્ણ નું છે શ્યામ વર્ણ સમીપે નાં જવું કોને કીધું છે હરીન્દ્ર દવે કીધું છે શ્યામ વર્ણ સમીપે નાં જવું right તો શ્યામ વર્ણ નું છે હાથ માં ગદા છે અચ્છા સર જી સમજાઈ ગયું દોસ્તો બાઈ નું શું ખબર છે પોરાણિક કથા છે કે સંવંત અઢારસો ને અઠયાવીસ માં શામળાજી ઉપર આક્રમણ થાય છે સંવંત અઢારસો ને અથીયાસી ની વાત કરું છું અઠયાવીસ ની વાત કરું છું સંવંત અઢારસો ને અઠયાવીસ શામળાજી ઉપર આક્રમણ થયું અને એ શામળાજી ઉપર જયારે આક્રમણ થાય છે દોસ્તો શામળાજી ઉપર આક્રમણ થાય છે ત્યારે અહિયાં બાજુ માં ઇડર છે અને એ ઇડર ના રાજા જે છે એ ઇડર ના રાજા એ શામળાજી નાં આક્રમણ ને રોકે છે right ઇડર નાં મહારાજા ને બીજા ઠાકોરો જે છે એ વીરતા થી એનો સામનો કરે છે પણ હવે શું થશે રાજપૂતો અને ઠાકોરો જે છે એ ઠાકોરો આ મૂર્તિ જે છે એ મૂર્તિ ને બચવવા માટે પર્વતો જે છે ને એ પર્વતો ની કન્જ્રા માં છુપાવી દીધી અને ભગવાન શામળાજી ની મૂર્તિ જે છે એ ત્યાં બાજુ માં એક તળાવ આવ્યું છે જેનું નામ છે કરાર્વુજ તળાવ કયું તળાવ છે તો કરાર્વ્રુજ તળાવ એમાં પધરાવી દીધી સમજજો ફરી એક વખત કઉં છું કે સંવંત અઢારસો ને અઠયાવીસ માં શામળાજી પર આક્રમણ થયું ત્યાં નાં સ્થાનિક ઠાકર ઓ અને રાજપૂતો એ સામનો કર્યો આ વિષ્ણુ મંદિર છે વિષ્ણુ નું વાહન કોણ છે તો કે વિષ્ણુ વાહન છે ગરુડજી અને દોસ્તો એ આક્રાન્તા ઓ એ ગરુડ જી ઉપર ઘા કર્યો અને ગરુડ જી ઉપર ઘા કર્યો તો ગરુડ જી નું નાક છુન્દાનું ને એમાં થી નીકળ્યા ભમરાઓ અને ભમરા ઓ એની વાહે પડ્યા એટલે આ બધા જે હતા ને એ બધા ભાગી ગયા એટલે રાજપૂતો જે છે એ રાજપૂતો ફરી એક વખત મોજે આવી ને એમને ભગ્ડાયા પણ આવું વિચાર્યું કે શામળાજી ની મૂર્તિ છે એ શામળાજી ની મૂર્તિ ને જો આપડે સંતાડી દેશું તો એ ફરી આક્રમણ કરશે તો એ જર્જરિત કર દેશે એટલા માટે તે બાજુ માં કરાર્વુજ નામ નું તળાવ છે આ કરાર્વુજ નામ ના તળાવ માં જઈ અને એ મૂર્તિ ને નાકી દે પધરાવી દે છે પછી ખબર નથી પડતી સમય નાં વાણાં વયી જાય સો સવા સો વર્ષ વયી જાય અને એ જે કરારવું તળાવ હતું એ કરારવું તળાવ કાપ નાં કારણે ભરાઈ ગયું એ રીતે સાબરમતી નજીક નો વિસ્તાર કાપ નાં કારણે ભરાઈ ગયો પછી ખબર નાં પડે રાણકીવાવ કેમ મળી અંદર થ્હી મળી આપણને સમજાય છે એક વખત સરસ્વતી નદી વહેતી તી ત્યાંથી નીકળતી હતી પરંતુ કે રાણકીવાવ જે છે એ રાણકીવાવ ડટાણી સરસ્વતી નદી માં પુર આવતા હોવા ના કારણે યા કાદવ કીચડ ના કારણે આમાં એ એવું થયું આ તળાવ ભરાઈ ગયું આ તળાવ જે છે એ ભરાઈ ગયું દોસ્તો અને આ જ તળાવ માં મૂર્તિ હતી કે નહિ તો કે હા સો સવા સો વર્ષ પછી એક આદિવાસી યુવાન અહિયાં હળ હાંકતો તો અને એ જે હળ હાંકતો ને તો એની જે ઓલી જે સિત હોય એ સિત માં એક મૂર્તિ ભરની અને એક મૂર્તિ બાર નીકળી ત્યાં નાં સ્થાનિક રાજા ને કીધું કે રાજા રાજા આતો ભગવાન શામળાજી ની મૂર્તિ મને લાગે છે ને અહિયાં થી મળ્યું છે સમજાય છે અને એટલા માટે ત્યાં નાં સ્થાનિક રાજા એ ગાજવીજ સાથે right કે એ મૂર્તિ જે છે એ મૂર્તિ ને આવકારે છે અને એ મૂર્તિ ને ત્યાં

જીલો જીલ્લોધાર કોને કર્યું તું દોસ્તો તો એનું નામ છે પ્રભાશંકર સોમપુરા કોણ છે પ્રભાશંકર સોમપુરા કે જેનો જનમ ક્યા થયો હતો જેનો જનમ થયો હતો જો દોસ્તો પ્રભાસંકાર સોમપુરા એટલે જેને આપડે તમને ખબર હશે કે મહાદેવ નું મંદિર બનાવ્યું હતું સોમનાથ માં

શંકર એટલે ભગવાન શિવ right ત્યાં સોમનાથ સોમનાથ આવેલું છે ને સોમનાથ નું પુર આવે તો એને મંદિર બનાવ્યું અને મંદિરો બનાવે છે દોસ્તો તો આનો જન્મ મંદિરો ની નગરી ખાતે થાય છે અને મંદિરો ની નગરી એટલે પાલીતાણા સમજાય છે આવી રીત નાં અને તમે trick થી યાદ રાખો ને તો સાહેબ તમને

આ lockdown એ એટલે corona એ તો હેરાન કર્યા જ પણ આ lockdown એ ભી હેરાન તો બહુજ કર્યા છે. હા એટલે હા right એમાં એમાં શું છે કે નુકશાન ઓછું થયું છે પણ જે ભય ભયનો જે ત્રાસ છે એ ભયંકર હતું અને આ વખતે એ લોકો એ પાછું પેલું

હમ્મ right અને શું છે કે but નાના છોકરાઓનું હતું એટલે બીક વધારે હતી.

હાં હાં અને આ જે indian indian families માં આવું હોય જ છે આપણા parents લોકો નહોતા પોતા કરતાં બચ્ચાં આપણને વધારે importance આપતા હતાં. આપણાંમાં જા જાણે અણજાણે આપણાંમાં ભી આવી ગયું છે right આપણા આપણા root છે એ આપડી જડો છે એ right આમ તો આમ corona નો experience first wave નું ભી ઠીક અને third wave નું પણ ઠીક પણ second wave માં થોડુંક ભયજનક થઇ ગયું હતું બધાં મારાં બે ત્રણ અંગત મિત્રો ગયા એમાં એક તો બહુ

અમ ઉમર તો આપણાં આજ category forty forty forty five ભી એમા જ હતો પણ માણસ બહુ lively હતો એમ

right right right હા પણ એ એણે અમે લોકો એ એણે એક બુદ્ધિનું કામ બોવ સારું કર્યું હતું. અ sole earn એટલે એ એકલો એ એકલો કમાવાવાળો એકલો હતો અમે લોકો એ કહેતા હતા કે ભાઈ તારું શું કહેવાય બીજા બીજા source of income પર ધ્યાન આપ ને આમ તેમ તો એને insurance લીધું તે insurance માટે બોવ એ હતો કે અમે લોકો કહીએ હવે ઠીક છે હવે આપડે આપડે એટલું શું છે આપડે investment નો કીડો વધારે હોય એને but બટ એ હમેશા કેહતો હતો કે નહીં insurance એ insurance જ એને છેલ્લે કામ આવ્યો. હા એટલે હમ્મ હમ્મ રાઇટ હમ્મ હમ્મ right આતો મારા સામે નો જ experience છે જે મે જોયું એ પછી મારુ જે insurance પ્રત્યે નું જે મારી એટલે જે મારા મંતવ્યો હતા ને એ ખાશા બદલાય ગયા છે. right right right હમ્મ right

હા હા હા એ જે અત્યારે હમ car, bike અને મેડિક્લેમ અને life insurance આ ચાર તો સમજયા compulsory જેવુ જ છે. salaried લોકો ને એટલે પેલું education insurance કેવું હોય how does it works? કેવી રીતે કામ કરે?

અચ્છા હા હા બરાબર બરાબર સવાલ જ નથી. હમ્મ હમ્મ હમ્મ અચ્છા અચ્છા અચ્છા અચ્છા અચ્છા અચ્છા હમ્મ હમ્મ right right

right હવે તમને એક મજાની વાત કહું થોડા time પેહલા એટલે જ્યારે મને education insurance નું ખબર નો હતું એટલા માટે મને એવું લાગતું હતું કે ધારો કે મારે doctor બનવાનું છે અને અમે education insurance લખ્યું તો doctor ના બની શકું ને તો મને insurance company પૈસા આપે એવું એવું વિચારતો હતો મે કીધું આ કઈ રીતે કામ કરતું હશે? મે કીધું આ લેવા જેવુ છે. ધારો કે CA બન્યા પછી પછી એટલે ખબર પડી કે ભાઈ આવું નથી હોતું અને આ બોલો બોલો

અચ્છા અચ્છા

અચ્છા તો એના ખાસ ખાસ benefit શું છે એના. અચ્છા અચ્છા

અચ્છા અચ્છા હ અચ્છા અચ્છા અને term insurance term insurance માટે tax benefit ને એવું હોય ખરું એટલે એ

હમ હમ હા right હમ અચ્છા હમ્મ હમ્મ હમ્મ

હમ્મ હા એટલે આ આ વસ્તુ ભી જાણ જે આપવા જેવી તો છે અને મને છે ને બીજુ ભી એક query હોય છે કે એક insurance company કઈ રીતે કમાતી હશે? એટલે એમનું profit શું? હમ હમ હા હા

બરાબર છે હમ્મ હમ્મ અચ્છા એટલે ધારો કે દસ જણાને ભી આપે તો એશી એશી નેવું જણાનો profit એમ

હા હા હું જાણું છું એવા ને હમણાં એની વાત કરી આ એના જ શબ્દો છે. હમ્મ હમ્મ.

બરાબર છે બરાબર છે હમ્મ બરાબર છે હમ્મ બરાબર છે બીજુ હા એ right એ online નું અત્યારે થયા પેહલું પેહલા agent લોકો નો ત્રાસ બોવ ઓછો થઈ ગયો છે તમારી dependency જતી રહી છે. હા અને અને હવે SBI છે કારણકે તમે અત્યારે refer ભી કરી શકો છો. હમ્મ હા

હમ્મ right બરાબર બસ આ મારા મારા મારા હિશાબે છે ને insurance સરસ તો છે એના વિશે તો કઈ doubt નથી insurance જરૂરી જ છે પણ હા પણ આમાં છે ને પેલું જે આપણે જે claim કરવાના time એ હેરાન ગતિ થાય છે ને તમે ખ્યાલ હશે તમે claim કરવા જાવ એટલે સારું અ right right right હા હા અને બીજુ વસ્તુ જો તમે agent પર dependent રહે અને એ agent બે વર્ષ પછી બે વર્ષ પછી job change કરી એટલે તમારે મારી જોડે મારી જોડે થ થયું છે એવું તમારે claim કરવાનો બોલો

right એટલે આવી રીતે જ જ્યારે time આવે ને phone કર્યો તો કહે sir મે તો change કરી company change કરી નાખી. તો મે એને કીધું મે કીધું અ તો મને refer કર કોને હું વાત કરું? તો કહે તમારે head office જઈને વાત કરવી પડશે. પછી એટલે આપણે head office જાવ એટલે પછી તમને એવું લાગે તમે state bank મા દોઢ વાગ્યા પછી આયા હોવ.

હમ્મ અને આજે આપણે claim કરીએ છીએ આજે આપણે claim કરવા જઈએ છીએ એમા online એ નથી થતું ને એ એ online થાય છે?

હમ્મ હમ્મ હમ્મ હમ્મ

હમ્મ હમ્મ રાઇટ હમ્મ. હા એટલે એજ એજ વસ્તુ છે કે right જગ્યાએ right time એ હોવું પડે company ની ઓળખ હોવી બોવ જરૂરી છે એના લીધે જ હમ્મ right right right હા હા બરાબર છે

એક રીતનું તમે જે તમે life જીવો છો ને એમા ભી impact કરે છે થોડું security નું felling આવે છે તો એક ના ના હમ્મ હમ્મ હમ્મ right રાઇટ right એવું તમારે આપણે કેહવાય કે જે એના લીધે તમારી quality of life ભી affect થાય.